પાછળ આપણાને એક પડદો દેખાય છે પડદો બ્રાઉન કલરનો છે.

એની ઉપર આપણે બોર્ડ લખ્યુ છે ઇંગ્લીસ માં ઉપર કેન્ટીન લખ્યું છે ને સેમ એ જ રીતે ગુજરાતીમાં પણ નીચે યેલ્લો કલર માં કેનટેન લખ્યું --

મોટા અક્ષરમાં વલસાડ લખ્યું છે સાઈન બોર્ડ પર જે રેડ કલર થી છે.

એમાં આપણાને સામે અ અલગ-અલગ આઇલ દેખાય છે તેમની બોર્ડર એ લોકોએ બ્લુ રંગથી રંગી છે.

ઉપર આપણને વાદળ દેખાય છે વાદળ બ્લુ કલર ના છે.

અને એક પાથ વે બનાવવામાં આવેલો છે પાથ વે એક મોર ઊભો છે.

પેટ્રોલ પંપ ની આગળ એક નાનું સરખું ગાર્ડન જેવું બનાવ્યું છે અને ગાર્ડન ને ચારે બાજુથી કોર્ડન કરી દીધું છે.

આ એક નર્સરી નો ફોટો છે એમાં ઘણા બધા પ્લાન્ટ્સ દેખાઈ રહ્યા છે.

આ એક જીમ નો ફોટો છે હવે જીમ માં આપણે જોઈ શકીએ કે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ એ લોકોએ મૂક્યા છે.

બહાર આપણે ગેટ જોઈ રહ્યા છે ગ્રેટ અહહ ગ્રીન કલર નો રંગ્યો છે.

આ એક નાના છોકરાઓ ના કપડાની દુકાન છે.

એમ આપણાને દેખાય છે કે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બંનેમાં બોર્ડ પર લખ્યુ છે.

નીચે એમના અબ અહ દુકાનનું શટર દેખાઈ રહ્યું છે બાજુમાં આપણાને કપડાની દુકાન પણ દેખાઈ રહી છે.

નીચે એક ભાઈ જમીન પર બેશ્યા છે અને જે એક તબલા વગાડી રહ્યા છે.

દુકાનમાં એક દોરી લટકાવેલી છે અને લો દોરી પર એમણે ઘણા બધા પેકેટ્સ લટકાવ્યા છે જેમાં આપણે મેગી નું પેકેટ કંઈક સોની લખ્યું છે.

અવે સામે આપડે જોઈ શકીએ કે એ લોકોએ નીચે ફૂલહારનો તોરણ બાંધ્યું છે.

પાછળ એક આપડાને બ્લેક કલર નું બોર્ડ દેખાય છે એના ઉપર આપણે હેપ્પી દિવાલી લખેલું જોઈ શકીએ છે.

હવે સ્પીકર જે મૂક્યા છે તેની બાજુમાં આપણે ગ્રીન કલરની દિવાલ જોઈ શકીએ છીએ.

દ્રશ્યમાં આપડાને એક માણસ દેખાય છે માણસ પાણીની બોટલ માંથી પાણી પી રહ્યો છે.

એક બિલ્ડીંગ છે હવે બિલ્ડિંગ માં ઉપર ફ્લેટ્સ છે અને નીચે લોકોનું અ શોપ્સ રાખી છ --

એક વાસણની દુકાન છે ત્રણ અલગ અલગ અ આઇલ બનાવેલી છે એના પર અલગ અલગ કંપનીના પ્રેશર કુકર મુકેલા છે.

અમુક નાની નાની કિઓસ્ક જેવી દુકાનો પણ દેખાઈ રહી છે એક દુકાનમાં સાડી જોવા મળી રહી છે ત્યાં ભીડ પણ છે જે લોકો સાડી લેવા આવ્યા લાગે છે.

એક દુકાન બીજી છે પણ તેમાં કંઈ સમજ નથી પડતી આમ જોવામાં એક બોર્ડ પણ ઉપર લાગ્યું છે.

બાજુમાં આપણાને ન્યુઝપેપર પણ દેખાઈ રહ્યું છે પાછળના ભાગમાં આપણાને એક બેગ દેખાય છે.

અહ બાર અહ પેવર બ્લોક નાખ્યા છે અને ઘર ખૂબ ચોખ્ખું લાગી રયુ છે.

ચર્ચની સામે આપણાને ગ્રાઉન્ડ દેખાય છે ગ્રાઉન્ડ માં થોડું ઘાસ છે.